એ ઓલા અમારા પ ભાઈ ના હ તેમની ઓળખાણ અંદર હ અપને ગણા હતા એમ એવું હતું તે દિવસે અમારે નક્કી નાતુ તો અમે ગયા જમવા પેલા અમ અહી ગાય અહાતા શું કેવાય પાઉં ભાજી વારો પેલો પંચવટી ક્રોસ રોડ માં લક્ષ્મી તેય મેર નાવેયું મારુતિ કરી ન છે ગુજરાતી અહારી બસો માં હારું અમે કે ગુજરા તી ખાઈ પ્રસન હોય sweet હળવો ભજીયા હતા રાખેતો

બધા ત્રણ ત્રણ છ હતા ને જોડે હતા હે party ફોમ માજ હોય ભાઈ અમર તો અરે ખાત્ર નાકભાઈ એતો અલ્યા કયા અહિયાં હ કેટલી વાર કામ કરવા વાર ને કૈદેજો સનિવારે કઈ દેજો સાફ તેમાં એવું હોય અમર સુક્ર વારે રાજા હોય પણ અમર school tuition ચાલુ હોય એ વધો આવે અમે રવિ વારે જાય છોકરા ઓ છોકરાઓ ટૂંક એમાં નાતા હોય પછી water park માં તો નથી ગયા એકે વાર એટલે

ઓમાય ગામડે ગામડે જવાય ને પણ

હમ તમે ગામડામ વાયા ગયા તા કયા પેપર થોડા કેવું સૂર્યા પડ કઈ સીડ અવયું ઓળયા વાળા થી અગર બરોબર બાલવાડી થી જમરી બાજુ એ જમુંડા થી ડાબી બાજુ નઈ જમરી સાઈ ડ વારી જવાનું helicopter માં અમાજોએ તો highway હેલો પડે તો તમે પેલા વાયા ગયા હસોને તોજ જવા મળ્યું હોય

હ મોબઈ ગયા મોબાઈ મોબઈ

હા એ બરો બાર કેવાય ready હો

એમ ના હોય plan ના હોય તો phone આવે તો જવું હોય તો મેર આવતો હોય તો હાલો હમણાં તો નઈ થાય અમુક ભાઈ બંધો ને exam મો ચાલુ થાય નાના internal માં તો pass પઈ external result નાખાવેયું આજે તમારે તો તમારે external ચેયર થી ચાલુ થઇ તમે university તમે કીધું ઓ તમારે private લાગે હમજી ગયું સોર minute થઇ એમ ને હ અચ્છા લાગે છે direct so માં

ઓમ કઈ વાંધો નથી પાછો હું સાવ પેલી વારે નથી ન

એ માં ખાલી ladies બેહાડે કા હ કમલેસ ભાઈ મોજે મોજ માજ હોય palty ફોમજ હોય ભાઈ તો શાંતિ હ ન ભાઈ હા છોકરી ને છોકરો હોય તો મજા આવે વાત કરવાની અમ ના મજા ના અવ ર્ક છોકરી ચોકરો હોય તો મજા વે અમ મજા ના આવે ખાત્ર ના ક ભાઈ હો ભાઈ bleck ગોતવું છે કયાક ભાઈ

કરવું તો હ setting અને કેને pantaloos નાખવી ડે કઈ કેને આલોકો ને નાખવી દોને હા હા હું હ બાકી તમારે બીજું સુ લાગુ પડે અહિયાં હું થાય અમદાવાદ માં કયું લાગુ પડ

આ વખતે કરવી traybollywood gsrtc

હર પંચો હું હુઉ છુ એક number ગાડી સે

અહી થી બે ત્રણ વાગે ઉપદે ત્રણ વાગે ઉપદે તો સારા ત્રણ માં આંઠ વાગે મારી જાય જામનગર માં થપકી જાય નાના એના કરતા inter હારી દોડ્સો માં જ કા

એ નઈ એમાં નઈ ભાઈ એના કરતા અણી બોલવો વેલી પોચાડે અલ્યા પાછુ હું બોલ વું હોય અપને થાક થાક ના લાગે તમે એની સામે સીટુ તમે જોશો બેસ સો તો કઈ મજા આવે આમતો ચા નાસ્તો કરવો હોય તો વિચારવો પડતું હોય ના બોલવા માં મોયા જેવા માણસો ના હોય બધા વેવ્સ્તીત હોય ટીનાગતા હોય ભાઈ અમ એમ કોઈ ટીનાગાય નઈ કોઈ

ready તમારું હા ભાઈ હા હભ્રેયું તમે પણ એમાં મોબાઇલ ફરફરવા નો time નઈ મલે જમીને એજ કરવાનું માટે time નઈ મલે

તાન રાજમાં ice હ ક અરિસ ને પૂછયું ને મન કે ઠીક કાં હમણાં બકા જોડ સક લેવા જુ જે સક મલે એ ખબ પદ મન મેં કીધું વેવ્સ્તીત કરજે હા હા sir ના ભાઈ ના હવે તો રોટલી પરોઠા હમણાં બનાવી તી તેલ બેલ નથી હારું લાગતું અને હેના માટે વેલુ કેવું પડે એમ આગ્ર આવી ન કઈ ડે ને કે રોટલી તો ન અમેર આવે કાં પસી વધરે નાખવું હોય તો પરોઠા કાં પેલા થાય કે છેલ્લે થાય એ વાત અમમ રોટલી વાળા હોય તો રોટલી જ કર દેવી પદ એટલે

બે ટેસ બાકી બે ટેસ કરવું હમજ કેવાય ગણો time એમાં હું actually માં have ગાડી લઇ લીધી એટલે ગાડી એટલે અપ્ડું પેલું bullet નું classic એ કેટલામ પડયું કઉ બે ન વીસ પચીસ સવિસ માં નાના નામ જ નઈ લીધું હપ્તે બેવ મોગું પડે પાંદર વીસ હજાર નો મોબાઇલ આવી જાય વીસ નાખો એટલે સફરજન છુ ટે ખબર apple

આપદા પેલા tenar one plus હ tenar નો લીધો એકસો પાંત્રીસ નો

આપદ ન માર તો black colour ચડયો હોય ને કોક કે એમજ કે samsung નોજ્ન વાપર

આપડ ખલ ખોટું પડે ત્યાર કહું હ હમ હ એ ભાઈ છે કાય વધો નઈ નિરાતે નિરાતે આપેલા છે ને ac ને ચાલુ હ ભાઈ એ બધું ઉપર ઉપર ચાલુ છે હું એટલે બેઠો હ શું sir લઇ ને નીકળયા કોના કપડા લઇ ને નીકળયા ના have કૈક yellow કઈ ક હરતા લાગે હ એટ તો શું છે લીબું ચમચી એ કે લીબું ચમચી માર પુસવું છે હમ કે santa claus કયા અવ્યો santa claus અલ્યા અ સોમવાર નું હતું ભાઈ હ હ

એમાય looc મારવાન જરૂર પડતી લગ હ માર friend ઉજવલ કરી ને સાલ લીન આવે ભૂખ ભૂખ કઈ હોય નઈ ને હમ ટૂંક માં એક વાર regular જામે એક વાર ભેગું tfin કેમ હકીકત માં કયો જ ના હક એ તો પૈસા સેના થાય જીયને ભાઈ એતો નાના સવાલ જ નથી yaar

હ હ બરોબર કયો ભાઈ એમાં રવિવાર હોય એક વાર ભેગા થાય હારું આમ

કોન કોન

હ પીપાય એના room માં અમેના building માં

કો પસી જમવા ગયેયા

બે જાના જમવા ગયા તા પૂછી તું કયા જવા ના હમ દીપ્લો હીરને સુ ખાધું બરોબર હું હ્વનું ભેલ કેવી રીતે હમ બરોબર હ હ સારું હાલતો ભાઈ

ચર્ચા કરીયે એ પેલા એક

કરવામાં આવી એની કલ માંજતા બેરોપ એક ટુકો ગોઠવવા માં આવે છે. આવા ધેરું મેક ટ્રેક જોવો અહીંયા એક આપણે કઈંક ઈયત પ્રજનો માનો કે જીવાત પડે છેએને ધ્યાને રાખી ને અંદર આપણે પાક ની અંદર ન હોય અને આ પદ્ધતિ ને આપણે અપનાવામાં આવે તો આપણા તરીકે આપણે પાડીયે ત્યાં થી દસ પુના દાણા થી જો આપણે વિષેશ આગળ વાત કરીયે હોય

ખુબ જ

ઈંડા મૂકે અને એ ઈંડા માંથી ગામ ની